યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં બીજા ભાગમાં તમારું સ્વાગત છે
આ ભાગમાં આપણે ફોર્મ્સની હાજરી તપાસ કરીશું
આ ફીલ્ડમાં જે વેલ્યુ ટાઈપ કર્યી છે તે રદ કરીએ
અને પાસવર્ડની એન્ક્રિપ્ટીંગ કરીશું
એચટીએમએલ ટેગોને પણ ખસેડીશું
ધારો લો કે હું લોગીન ભાગ માટે એન્ક્રિપ્ટ કરી રહ્યી છું
હું આ લોગિન ડોટ ફ્ફ્પ ફાઈલ ખોલીશ
અને આ પેજમાં અહીં થોડા ફેરફારો કરીશ
આપણે સીધું ડેટાબેઝ માટે પાસવર્ડ લઇશું
તો આ ડબ્યુઝરનેમ વેલ્યુ અને ડીબીપાસવર્ડ ને બદલવાની જરૂર છે
જો તમે પહેલો વિડીયો નથી જોયો તો તે જોવાની જરૂર છે જેથી આ કોડ લખવામાં સમર્થ થાવ
રજિસ્ટર ડોટ ફ્ફ્પ પર પાછા આવી પહેલા સબમિટ માટે તપાસ કરીશું
મારી પાસે સબમિટ વેરીએબલ આ સમયે નથી
તો આ ડોલર સાઇન અંડરસ્કોર પોસ્ટ સમાન હશે અને હવે સબમિટ
કારણ કે જયારે યુઝર અહીં સબમિટ બટનને ક્લિક કરે છે આ રજિસ્ટર ની વેલ્યુ રાખશે
અને આ દર્શાવશે આઇએફ થે યુઝર હાસ ક્લિક્ડ થિસ બટન તો આપણે કોડ સાથે આગળ જઈ શકીએ છીએ
હવે બીજી વેલ્યુ જે જરૂરી છે તે યુઝરનેમ છે
તો યુઝરનું પૂરું નામ
હું ફક્ત ફુલનેમ અંડરસ્કોર પોસ્ટ અને ફુલનેમ ટાઈપ કરીશ
તમે આનો પુરાવો અહીં જોઈ શકો છો
તો જેમ ફુલનેમ યુઝરનેમ પાસવર્ડ રિપીટ પાસવર્ડ મળે છે તેમ અહીં આપેલ નામની નકલ કરીશું ઠીક છે
તો ફુલનેમ મળ્યું છે અને હવે આપણી પાસે યુઝરનેમ છે
હું શું કરીશ જયારે પણ હું કોડને લખીશ હું આને નીચે કોપી અને પેસ્ટ કરીશ
તો પાસવર્ડ અને રિપીટ પાસવર્ડ
અહીં પાસવર્ડ અને રિપીટ પાસવર્ડ છે
હું આ વેલ્યુને બદલીશ
આ ટાઈપ કરવાની જરૂર નથી
જો તમે ફ્ફ્પ થી નવા છો તો હું સલાહ આપીશ કે તમે આને અભ્યાસ માટે વારંવાર ટાઈપ કરો
જેથી તમે આ ન ભૂલો
તો બધી વેલ્યુ અહીં મળ્યી છે
તો જો સબમિટ છે
તો હું આ એકો કરીશ તમને એ બતાવવા માટે કે આ બધું બરાબર સબમિટ થયું છે
હું ડીબગીંગ માટે તમને આ કરવાની સલાહ આપું છું
તમે કદાચિત કશુંક ખોટું શબ્દજોડાણ કર્યું છે અને ડેટાબેઝ અંદર ખોટા શબ્દજોડાણ કરેલ ડેટા દાખલ કરવું સારું નથી
અહીં હું એચો યુઝરનેમ લખીશ અને ફોરવર્ડ સ્લેશ અને પાસવર્ડ
ત્યારબાદ રિપીટ પાસવર્ડ અને પછી યુઝરનું ફુલનેમ એનાં આગળ લાઈન ટર્મીનેટર
તો અહીં બધા ડેટા મળ્યા છે જે આપણે ફોર્મમાંથી લીધા છે
તો હું આ ફોર્મ દાતા તરીકે કમેન્ટ કરીશ
હવે આ કેવી રીતે કરવું તેની તમને જાણકારી હોવી જોઈએ
જો ફોર્મ સબમિટ થયું છે હું આ એકો કરીશ એ ખાતરી કરવા કે તે ત્યાં છે
અહીં જો હું રજિસ્ટર પર ક્લિક કરું છું તો કઈ થતું નથી
હું ક્લિક કરી રહ્યી છું અને કઈ પણ નથી થતું
તો અહીં મારું પૂરું નામ ટાઈપ કરીશ અને યુઝરનેમ ટાઈપ કરીશ અને પાસવર્ડ જે હમણાં માટે એબીસી રહેશે
રજિસ્ટર પર ક્લિક કરો અને કઈ જ થતું નથી
તેથી આઇએફ સબમિટ પોસ્ટ સબમિટ
આના કારણે ફોર્મ એક્શન મેથોડ સુયોજિત કરવાની જરૂર છે જે પોસ્ટ હશે
હું તેનો સમાવેશ કરવાનું ભૂલી ગયી
આપણને પોસ્ટ મેથોડ ની જરૂર છે નહી તો આ મૂળભૂત રૂપે ગેટ થશે
હા તમે આ બધું અહીં ઉપર જોઈ શકો છો
હમણાં આ પેજને રીફ્રેશ કરીશ અને ડેટા ફરીથી ટાઈપ કરીશ
તો આ છે એલેક્સ ગેરેટ અને યુઝરનેમ એલેક્સ છે
આ એબીસી અને એબીસી રહેશે
રજિસ્ટર પર ક્લિક કરો અને ડેટા અહીં દેખાય છે
આ બરાબર છે એની તપાસ કરી શકીએ છીએ
પૂરું નામ એલેક્સ ગેરેટ હતું
પસંદ કરેલ યુઝરનેમ એલેક્સ હતું અને એબીસી અહીં અને અહીં
હવે હું આ પાસવર્ડોને એન્ક્રિપ્ટ કરવા માટે ઈચ્છું છું
અને જો તમે ગૂગલ અથવા અન્ય કોઈ સર્ચ ઈન્જીન પર એમડી5 એન્ક્રિપ્શન વિશે વાચ્યું છે તે એમ ડી 5 છે
આ અહીં નીચે લખું
આ ડેટાને એન્ક્રિપ્ટ કરવાનો અત્યંત ઉપયોગી માર્ગ છે
આ રદ કરીએ
હવે બધું બરાબર છે
ફ્ફ્પ માં એમડી5 ફંક્શન સ્ટ્રીંગ અથવા આંકડાકીય વેલ્યુ સ્ટ્રીંગ વેલ્યુ અથવા ફક્ત ડેટા વેલ્યુ લે છે
અને આ એમડી5 એન્ક્રિપ્શનમાં એન્ક્રિપ્ટ થયું છે
ચાલો માનીએ કે હું એલેક્સ ને એમડી5 માં એન્ક્રિપ્ટ કરું છું
આ એકો કરી રીફ્રેશ કરીએ
ડેટા રીસેંડ ન કરો
તો આ અહીંથી સીધું પાછું આવવું જોઈએ અને રજિસ્ટર પર ફરીથી ક્લિક કરો
અહીં જઈ જોઈએ કે જો આઇએફ સબમિટ ઠીક છે
આ શરત રદ કરી રીફ્રેશ કરીએ
તો આ મારું નામ એમડી5 માં એન્ક્રિપ્ટ થયેલું છે
આ હંમેશા સમાન લંબાઈનું હશે અને તેને તોડવું અશક્ય છે જ્યાં સુધી તમે એક સ્ટ્રીંગને એન્ક્રિપ્ટ ન કરો અને તેને બે એન્ક્રિપ્ટ થયેલ વેલ્યુ સાથે તુલના ન કરો
જો તમને આ ન સમજાય તો મારી પાસે એમડી5 એન્ક્રિપ્શન પર એક ટ્યુટોરીયલ છે
તેથી ચિંતા ન કરો
ફક્ત આગળ વધો અને આ જુઓ
હવે હું આઇએફ સબમિટ લખીશ અને પછી કોડ લખીશ
ફુલનેમ યુઝરનેમ અને પાસવર્ડ બરાબર છે
હું આ એમડી5 એન્ક્રિપ્શન ને સબમિટ થયેલ પાસવર્ડ અને રીપીટ પાસવર્ડ ફરતે ઉમેરીશ
આ ભૂલશો નહી
પછી જો હું એકો કરું છું પાસવર્ડ લખીએ અને બ્રેક ઉમેરી રિપીટ પાસવર્ડ
જયારે હું રીફ્રેશ કરીશ અથવા જયારે હું ફોર્મને સબમિટ કરીશ હું લખીશ પાસવર્ડ એબીસી છે અને રીપીટ પાસવર્ડ એબીસી છે
આ રજીસ્ટર કરો
તમે જોશો 2 એન્ક્રિપ્ટ થયેલ પાસવર્ડો સમાન છે અને તે બંને ડેટાબેઝમાં મુકવા માટે તૈયાર છે
હવે જો તમે માનો છો કે કોઈએ તમારા ડેટાબેઝને હેક કર્યું છે અને લોકોનાં પાસવર્ડો શોધી લીધા છે જે કે એબીસી તરીકે ટાઈપ કરાયા હતા તેઓ આને સરળતાથી મેળવવા માટે સમર્થ થશે
હું આને અહીં ટાઈપ કરું
પણ હવે તે શું છે એ શોધવામાં તેઓ અસફળ રહેશે કારણ કે તે એન્ક્રિપ્ટ થયેલ છે
સ્ટ્રીપ ટેગ્સ
આ એચટીએમએલ ટેગોને રદ કરશે
જયારે હું પાસવર્ડ વાપરું છું હું એમડી5 ફંક્શનની પહેલા સ્ટ્રીપ ટેગ્સ ન લખીશ
હું પાસવર્ડની પહેલાથીજ સ્ટ્રીપ થયેલ આવૃત્તિને એન્ક્રિપ્ટ કરવા માટે એમડી5 ફંક્શનનો ઉપયોગ કરીશ
તો આ ઠીક હોવું જોઈએ
હું આને કોપી કરી નીચે પેસ્ટ કરું
આ થઇ ગયું અને પાછળ જઈને તે જોઈએ
હું અહીં એચટીએમએલ માં ટાઈપ કરીશ અને યુઝરનેમ માટે બોડી લખીશ અને પાસવર્ડને એબીસી તરીકે રાખીશ
યુઝરનેમ ને એકો કરી બ્રેક ઉમેરીએ
ફુલનેમ
બધું એકો કરવાથી આ બધું અહીં ટાઈપ થશે
હું આ પછી ટેસ્ટ ટાઈપ કરીશ અને આ પછી ટેસ્ટ
હવે આ સ્ટ્રીપ ટેગ ફંક્શને આ એચટીએમએલ અને આ બોડી રદ કરવું જોઈએ
તમારી પાસે ફક્ત ટેસ્ટ હોવું જોઈએ અને ટેસ્ટ અપાયું છે
એક એરર મળી છે
પાછળ જઈ તપાસીએ
લાઈન ટર્મીનેટરને વાપર્યું નથી
રીફ્રેશ કરી ડેટાને રીસેંડ કરો
જેવું કે તમે અહીં જોઈ શકો છો આપણને ટેસ્ટ અને ટેસ્ટ મળ્યું છે
તેથી તમે જે પણ અહીં ટેગ અથવા એચટીએમએલ ટેગ તરીકે ટાઈપ કરો છો તે ખાલી રહે છે
તો તમને ખબર છે કે અમુક લોકો રમૂજી હોઈ શકે છે અને કહી શકે છે કે મારું યુઝરનેમ એક ઇમેજ હશે
રજિસ્ટર
તે કાર્ય નથી કરતુ
તે અહીં ઉપર એકો થયું નથી
પરંતુ જો એલેક્સ લઈએ છીએ અને રજિસ્ટર પર ક્લિક કરીએ છીએ તેને ગણતરીમાં લેવાય છે
તો હમણાં માટે આટલું જ
આગળનાં ટ્યુટોરીયલમાં આપણે તપાસ કરીશું કે પ્રત્યેક ફીલ્ડ ટાઈપ કરાયેલી છે કારણ કે રજીસ્ટરેશન માટે બધાની આવશક્યતા છે
આગળના ભાગમાં મળીશું